આ એક શાક માર્કેટ છે ત્યાં અગાડી બો બધા જણ શાક લેવા માટે ઉભા છે ત્યાં અગાડી--

પછી આ બાજુ બધા રૂમ છે બઉ બધા--

મસ્ત લાકડાનું પેલુ એ બનાવેલુ છે ગ્રીન કલર નો કલર કરેલો છે.

આ બૌ મસ્ત મંદિર છે ત્યાં અગાડી બે વાઘ દોરેલા છે.

ત્યાં ગાડી કોઈ દેખાતું તો નથી પણ આ મસ્ત કલર કરેલું છે મન્દિરમાં બોજ મસ્ત મન્દિર છે.

મને આ ચિત્રમાં એક ગાડી દેખાય છે પછી બોવ બધા અંદર નાના નાના છોકરાઓ દેખાય છે.

બે થેલી પડી છે એક બેટ છે.

મસ્ત પાણીની આવે છે પછી ત્યાં અગાડી અલગ અલગ ફોરેનર્સ દેખાય રહ્યા છે પિન્ક કલર નું રેડ કલર નું--

રેડ કલર નું કેરેટ છે ચિત્રમાં મસ્ત ગાડી એકટીવા બધું દોરેલું છે ત્યાં અંદર એક જગ દેખાય છે મને.

આ એક શાક માર્કેટ છે અં બે લોકો ઉભા છે.

બો બધા લોકો ઉભા છે મસ્ત નાવડી છે અલગ અલગ વસ્તુઓ છે બો બધી પછી મસ્ત ઘરો છે.

કાર છે ત્યાં અગાડી પછી મને બૌ નાના નાના મસ્ત છોડ દેખાય છે.

આ એક શોપ છે ફૂલદાનીની ને એની ત્યાં ઘણી બધી બૌ બધી ફૂલદાની પછી --

છે વ્હાઇટ કલર ની ગાડી છે

મસ્ત ગાડી છે અહીંયા સર્વિસ કરે છે કરે છે પછી પાઈપ બધુ અલગ અલગ વસ્તુ છે.